આનો જે નજારો છે એ પણ ખૂબ જ આકર્ષક દેખાઈ આવે છે અને એ સિવાય અ અમુક ઊંચાઈ પરથી પડતા ધોધ નું દ્રશ્ય પણ તમે ઘણી જગ્યાએ જોયું હશે અથવા તો આપણે પોતે પણ ઘણી જગ્યાએ રૂબરૂ એવા સ્થળોએ ગયા હોયએ

એ પાંદડાઓથી ઘેરાયેલી કોયલ નો આપણને મીઠો તહુકો પણ સાંભળવા મળે છે ઘણી જગ્યાએ અને એ ટહુકો સાંભળી અને અ આપણું હૃદય રોમાંચિત થઈ ઉઠે છે એ સિવાય આપણે નાના નાના ફૂલો ના જે રંગો છે એ પણ કુદરતે કઈ રીતે બનાવ્યા છે એ પણ આપણે જોઈ અને વિશ્વમય માં મુકાય જઈએ છીએ જેમ કે જુઈ ચમેલી ગુલાબ આવા બધા ફૂલો જે નાના નાના ફુલોઓ છે એની પાંદડીઓ અને એ પાંદડીઓ વચ્ચે જે ભમરાઓ ગુંજરાઓ કરતા હોય છે એ આખું દ્રશ્ય આપણને ખૂબ જ ગમતું હોય છે એ સિવાય જો બીજી વાત કરીએ તો સૂર્યોદય અને સૂર્યાઅતઃ આ બે ક્ષણ એવી છે જે ખરેખર ખૂબ જ અ સૌંદર્ય વહે છે પ્રકૃતિનું તો આપણે જો વાત કરીએ સૂર્યાસ્ત સમયે અથવા તો સૂર્યોદયનો જે સમય છે એ સમયે સૂર્યદેવ ના દર્શન ખૂબ જ આકર્ષક બની જતા હોય છે અને એ સમયે આપણી આંખોને ખૂબ જ એ ગમે છે સૂર્યાસ્ત સમયે એના સોનેરી કિરણો છે એ સમુદ્ર પર જે રીતે પડતા હોય અને એ કિરણોથી જે

અને પૂનમના પૂર્ણ ચંદ્ર ને જોઈ અને અનેક કવિઓ અને સર્જકોને અનેક પ્રકાર કલ્પનાઓ આવે છે એના મનમાં અને એ લોકો પોતે સજન પણ કરવા માંડે છે તો આ બધા એવા તત્વો છે એવી બધી બાબતો છે કે જ્યાં આપણને પ્રકૃતિની સુંદરતા સોળે કરાયેલી ઉઠી હોય એવું લાગ્યા વગર રહેતું જ નથી કે પક્ષીઓનો કલર એ આપણને એક કુદરતી સંગીતનો અહેસાસ કરાવે છે આપણે અત્યારે જોઈએ છીએ કે ફિલ્મ ગીતોમાં કે અન્ય જગ્યાએ જે સંગીત માટે અનુભવ કરીએ છીએ એનાથી આ સંગીત અલગ જ હોય છે કેમકે આ કુદરતી હોય છે સંગીત એને compose કુદરત પોતે જ એટલે કે ઈશ્વરે જે વસ્તુ કમ્પોઝ કરી છે એ વસ્તુને જ્યારે તમે સાંભળો છો અથવા તો અનુભવ કરો છો તો એ અલગ જ તાજગીનો તમને અનુભવ થતો હોય એવું લાગ્યા વગર રહેતું નથી ખુલ્લા ખેતરો વચ્ચે જઈ અને જે રીતે આપણે લીલોતરી ના દર્શન કરીએ તો એ વખતે પણ આપણે ઈશ્વરના આશીર્વાદ અ જોવા મળે છે અને પક્ષીઓને પ્રાણીઓમાં ઈશ્વરે સુંદરતા દોથે દોથે વેરેલી પણ જોવા મળે છે સમગ્ર સૃષ્ટિ ની સુંદરતા જોય ને અપને અચંબિત થયા વગર ખરેખર રહેતા નથી તેથી જ લાઠીના સંસદ કવિ શ્રી સુશ્રીતજી તખ્તશ્રીજી ગોહિલ ઉપનામ એનું છે કલાપી છે એને અમ આ પ્રમાણે પંક્તિઓ લખી છે જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી છે આપની આંસુ નહીં એ આંખથી

એવું નથી કે માત્ર કવિઓ અને સર્જકોને સુંદરતા દેખાય છે આપણને પણ દેખાઈ શકે પણ આપણે એ સુંદરતા જોવા માટે એક મનોવલણ કેળવવાની જરૂર છે અને એ સુંદરતાનો અનુભવ કરવા માટે આપણી અંદર પણ એક પ્રકારની ખૂબ જ હૃદયની તાલાવેલી હોવી જરૂરી છે અને તાલાવેલી હોવી ઉપરાંત આપણે પ્રકૃતિની વચ્ચે પ્રકૃતિના આવા તત્વોને નજીકથી પણ અનુભવ કરીએ અને જો એવી જગ્યાએ જઈએ અને ત્યાં આપણે પ્રકૃતિ ના અનેક તત્વો જોવા મળે અને ત્યાં આપણે એ સુંદરતાનો અનુભવ પણ કરી શકીએ છીએ એ સિવાય આપણે આકાશમાં

અ તે એક અ વિશિષ્ટ ધ્વનિ પ્રસરી જાય છે અને આ ધ્વનિથી લોકો romantic થઈ જતા હોય છે તો આ પણ એક પ્રકારનું સૌંદર્ય ગણી શકીએ ને તો આ રીતે આપણે જોઈએ કે સમગ્ર પ્રકૃતિમાં અનેક જગ્યાએ સુંદરતા વેરાયેલી પડી છે અને આ સુંદરતાનો અનુભવ કરવા આપણી આંખ આતુંર બને એ ખૂબ જ મહત્વનું બની જાય છે તો સુંદરતા એ જોનારની આંખમાં છે બરાબરને નહીં કે અ એમ પણ કહી શકીએ જે આપણી આંખમાં જો સુંદરતા જોવા માટેની તાલાવેલી હશે બરાબર તો બાકી ઈશ્વરે તો સુંદરતા બધી જગ્યાએ આપેલી જ છે અને આપણે સુંદરતા જોઈ પણ શકીએ છીએ

hello બિલકુલ આવે છે બોલો. મારું નામ સારાભાઈ છે. તમારું નામ શું છે? બરાબર. મજામાં એકદમ first class તમે કેવા? હમ બસ શાંતિ બસ મોજ હમ

જી sir ક્યાં જતા રહ્યા હતા?

કાશ્મીર પણ સારું છે પણ ત્યાં ઠંડી બહુ છે. ઠંડી સહન નહિ થાય મને હા ત્યાં તો બહુ હોય છે ને યાર બરફ પડે છે. કેવી ઠંડી વાય? અહિયાં સહન નહિ થતી આપણને તો ત્યાં શું સહન થવાની છે.

હા એજ ને ત્યાંજ ને કાશ્મીરમાં સારું છે. કાશ્મીરમાં સારું છે જોવા લાયક સ્થળ છે ને હ એ નાના. મેં સાંભળું છે. હા ના નથી ગયા જવું છે.

એમને પણ સહન ના થાય હમ એમને પણ સહન ના થાય બિચારાને

ખાવાનો છે પીવાનો છે ફરવાનો

આપણી favourite dish બઉ બધી છે હમ મતલબ કે Chicken માં કે non-veg માં બધું છે,

હા એ પણ છે હા

ત્યાં અમે બધું non-veg જ ખાઈએ છીએ non-veg માં બધું chicken છે આ છે હ હમ બરાબર નાચવાનો ને? હા પહેલેથી શોખ છે આપણને પણ. જેવું આવડે એવું હા બરાબર છે જલસા જ કરવાના ને હા તેલ લેવા જાય બીજું બોલો કેટલા ભણ્યા તમે?

અત્યારે job કરો છો બરાબર હું પણ એ જ કરું છું job જ કરું છું college નથી કરતો મતલબ in case હું ગયો હતો ત્યાં પણ ફાવ્યું નહિ મને તો પાછો આવતો રહ્યો job પર

બરાબર હમ college મા interest કેવું છે કે જે મારુ જે subject હતું એમાં interest હતો મને. પણ એ ના મળ્યું મને admission થયું નથી મારું. એટલે છોડી દીધું પછી હું try કરીશ આગળ શું થાય છે જોઈશું. હા પણ જેવા માર્ક નહિ આવ્યા ને મતલબ કે second try માં આવ્યું હમ બાકી જે Hi-Fi college હોય તેમાં સારું કહેવાયને બાકી third class ની collage તો હોય છે બધી હમ donation માંગે છે બધા હ આપી દઈએ એકવાર તો આપણે પણ સારું કે પણ સારી college નહિ મળતી ને

movie છે એક આપણે આપણે નવી આવી છે ને એક નવી આવી નથી भेड़ियाpicture આ પણ જોઈને આવ્યો હમણાં હા વરુણ ધવનની બહુ મસ્ત picture છે. હમણાં જ જોયું દસ-પંદર દિવસ પહેલા હમ હમ

south મને નહિ ગમે હ south ના તો ઠીકઠાક છે. સલમાન ખાન છે, સારુખ ખાન છે, આમીર ખાન છે હ હા પઠાણ આવે છે ને

શારુખ ખાન હશેને hero હતો. હા એ જ હશે villain માં role છે એમનો હમ south હું નહિ જોતો આપણે હિન્દી જ હિન્દી only હમ

નામ સાંભળ્યું છે ખાલી ના હા એક સારું છે પેલું અલુ અર્જુન કરીને નામ તરીકે કરીને છે ને હમ હા પુષ્પા એ સારું picture છે બાકી બધા ઠીક થાક. copy થાય છે બધી હા south માંથી બધી copy થાઈ છે હિન્દી માં આવે છે બધા

હમ હા

wanted પણ ચાલેને wanted પણ હતું copy માર્યું હતું એ પણ

wanted છે પછી બીજુ picture કયું છે? બોવ ઘણા છે પેલી કબીર સિંહ પણ છે. હમ હમ

હમ શેનું હા છે ને કપિલ શર્મા છે, બાકી bigboss છે

રેમો sir નું ને રેમો sir નું આવતું હતુંને dance હા હા બરાબર છ season બરાબર cartoon બાર્ટૂન નઈ જતો cricket છે cricket match હર ભારત પાકિસ્તાન હોય એ interesting હોય છે હ ને IPL પન સારું હ

doraemon પણ સારું પણ છોટા ભીમ હ tom and jerry પણ છે ને એ famous છે ને tom and jerry ક્યારનું છે એતો

હા બરાબર

local માં પણ હા તમે ગયા છો? આપણે અહીંયા છે ને water park સરખેજના આગળ થોડુંક શું નામ એનું યાદ નથી મને તો.

ના યાર યાદ નથી યાદ હતું પણ ભૂલી ગયો wonder land હા યાદ આવી ગયું હમ ત્યાં સારું છે પણ બધું છે એમાં water park છે પછી રમત ગમત છે. હમ હા મહેસાણા હમ શંકુ

નાં લાગે હમ હમ હા એ જ ને મજા આવે પણ interesting કહાની કઈ નથી એવું ખાસ નથી.

personal તો છે જ નહિ એમાં. બધું ઠીકઠાક છે હમ

interesting તો આબુમાં તો હતું અમે બધા ગયા હતા friend જોડે મતલબ ત્યાં મોજ મસ્તી કરી હતી બધા friend હતા જોવાલાયક સ્થળ છે એ પણ આબુ નથી પેલું શહેર છે હા ત્યાં હા sunset point છે હમ

બે ત્રણ હા ગયો છુ ને હા બે ત્રણ વખત હા એ પણ વાત સાચી તમારી હા હા એવું છે same રોક ટોક કરે હમ

હા બરાબર એક દિવસની મળતી હતી હમ

બરાબર પહાડી इलाका છે ને એટલે પહાડી इलाका છે ને એટલે ઠંડી બહુ હોય ત્યાં બરાબર

ફરીથી જઈએ હા યાદ હોયને આપણને બધું હા

અલગથી માણો હા